દુકાનો પર ગુજરાતીમાં નામ લખેલા છે જેમ કે બચ્ચું અને આશીર્વાદ.

આ એક શહેરનું દ્રશ્ય જોવા મળે છે જેમાં વાહનો અને લોકોને અવરજવર જોવા મળે છે.

શાંત અને ગંભીર છે જે રાત્રિના સમયની રમતોમાં સામાન્ય હોય છે.

તસ્વીરમાં એક મહિલા અને એક બાળક પણ જોવા મળે છે જેઓ પ્રાર્થના કરી રહ્યા છે.

આ મૂર્તિઓ કોઈ મંદિર અથવા ધાર્મિક સ્થળમાં સ્થાપિત થયેલી હોય શકે છે.

આજુબાજુમાં બારીઓ બૌ છે સામે એક દરવાજો છે જ્યાંથી વિધ્યાર્થી આવે છે ને બાર જાય છે.

ઈસ્ત્રીનું ટેબલ વાદળી રંગનું અને તેના પર એક ગ્રે રંગનું કપડું છે.

દિવાલ પર એક ઇલેક્ટ્રીક સ્વીચ બોર્ડ અને કેટલાક ફુગ્ગા પણ દેખાય છે.

આ ચિત્રમાં કેટલાક બાળકો એક મંચ પર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી રહ્યા છે.

વર્ગ ખંડમાં ઘણી પાટલીઓ અને બેન્ચો વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી છે.

આ તસવીરમાં એક બેકરી દેખાઈ રહી છે જેમાં નાસ્તા અને પીણાની વસ્તુઓ દેખવે દેખાઈ રહી છે.